જેમા અમુક વ્યક્તિ નાહી રહી છે.

જેમાં બહારના ભાગે વેફર્સ ના પેકેટ લગાવેલા છે.

એક વ્યક્તિ નાના છોકરા સાથે જઇ રહેલી છે.

સ્ટેશન પરનો જે બોર્ડ છે એની પાછળ ઘણા લો વ્યક્તિ ઊભેલા છે.

ચિત્રમાં ઘણા લીલા ઝાડવા દેખાઈ રહ્યા છે.

રથને ફુલો અને કેળાના પાંદડાથી સુશોભિત કરેલ છે.

રથની આજુબાજુ ઘણી વ્યક્તિ દેખાઈ રહી છે.

રથની ઉપર બે વ્યક્તિ દેખાઈ રહી છે.

મકાનની બાજુમાં સુંદર લીલાછમ વૃક્ષો છે.

જેમાંની એક વ્યક્તિ બાકડા પર બેસી આરામ કરી રહી છે.

ઘરોની આગળ ઘણી બધી ખુરસીઓ મુકવામા આવેલી છે.

એ_સી નું રિમોટ કંટ્રોલ પણ મૂકેલું છે.

એક પથ્થર ઉપર ગાય ઉભેલી દેખાઈ રહી છે.

જેનો રંગ લાલ અને ગ્રીન કલર જ કરેલો છે.

જે બનાવવાનું કામ ચાલી રહ્યું લાગે છે.

ઘણા બધા નારિયળ દેખાઈ રહ્યા છે.

એની ઉપર લીલા રંગનું કારપેટ બાંધેલું છે.

એ_સી નું બહારનું મશીન દેખાઈ રહ્યું છે.

જેની છતનો રંગ લીલો અને દિવાલનો રંગ પીળો છે.

ચિત્રમાં ઘણા બધા કસરત માટેના સાધનો જોવા મળી રહયા છે.

બિલ્ડીંગ ની આજુબાજુ લીલા વૃક્ષો દેખાઈ રહ્યા છે.

જેના પર વેદાંતા બુક્સ વર્લ્ડ લખેલું છે.

એમાં પલપલ ભૂરો જાંબુડી લીલો લાલ રંગની સરખી સાડી છે.

ગેરેજ માં પાંચ વ્યક્તિ દેખાઈ રહી છે.

ચિત્રમાં ઘણા છોકરાઓ દેખાય છે.

ચાર અલગ અલગ ચાર્ટ દેખાઈ રહ્યા છે.

બીજો ઉપર ડોન્ટ ઓવરલોડ સોટ્સ લખેલું છે.

આગળના ભાગે લપશણી મૂકવામાં આવેલી છે.

આ સંકર ભગવાનનુ મંદિર છે.

કેશ કાઉન્ટર પર બે કોમ્પ્યુટર દેખાઈ રહ્યા છે.